નમસ્તે મિત્રો જીચેમ્પેઇન્ટ મા એડિટિંગ મોલિક્યુલ્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આપણે આપેલ વિશે શીખીશું અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા
કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા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
જો નથી સંદર્ભિત ટ્યુટોરીયલો માટેઅમારી વેબસાઈટની મુલાકાત લો
મેં નવું જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલ્યું છે
ચાલો પહેલા અમ્મોનિયા અમોનિયા સ્ટ્રક્ચર બનાવો
કરન્ટ એલિમેન્ટ ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો
યાદી માંથી ન પસંદ કરો
ટૂલ બોક્સ માંથી ન ની નોંધ લો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો
ડિસ્પ્લે એરિયા પર એનએચ3 દેખાય છે
કેપિટલ હ દબાઓસૂબ મેનુ જે કેપિટલ હ સાથે શરુ થાય છે તેની યાદી દેખાય છે
યાદી માંથી હ પસંદ કરો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
નાઇટ્રોજન પરમાણુમા ત્રણ બોન્ડ બનવવા માટે નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ ત્રણ વાર ક્લિક અને ડ્રેગ કરો
પિરામિડ જેવા સ્ટ્રક્ચર બનાવવા માટે બોન્ડ નું સ્થાન નિર્ધારિત કરો
ચાલો નાઇટ્રોજન પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો
એડ એએન ઇલેક્ટ્રોન પેર ટીઓ એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
પછી અમોનિયા ના નાઇટ્રોજન પરમાણુ પર ક્લિક કરો
ફેરફારો નું અવલોન કરો
નોંધ લો કે અમોનિયા નું નાઇટ્રોજન હવે ઈલેક્ટ્રોન્સની જોડી ધરાવે છે
આ જોડી બોન્ડીંગ હિસ્સો નથી લેતી
ઈલેક્ટ્રોન્સની આ જોડી ને લોને પેર લોન પેર કહે છે
અસાઇનમેન્ટ તરીકે ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો
ફોસ્ફરસ પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો
ચાલો હવે કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર બનાવીએ
અહી કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર ની સ્લાઈડ છે
પહેલા અમોનિયા સ્ટ્રક્ચરને ખસેડો
આ કરવા માટે સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો
અને પછી અમોનિયા સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને એક બાજુએ ખસેડો
ચાલો હવે કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ સ્ટ્રક્ચર બનાવો
કરન્ટ એલિમેન્ટ ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો
યાદી માંથી સી પસંદ કરો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો ય દેખાય
ચોથા બોન્ડને કોઈ પણ બોન્ડ પર બનાવો કે ડબલ બોન્ડ બને
કરન્ટ એલિમેન્ટ ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો
ઓ પસંદ કરો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
બોન્ડ પાસે કર્સર મુકો
બોન્ડ ના ત્રણે સ્થાન પર ક્લિક કરો
કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ સ્ટ્રક્ચર બન્યું છે
ચાલો હવે સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવીએ
કરન્ટ એલિમેન્ટ ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો
એસ પસંદ કરો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
પછી ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
h2એસ નું નોંધ લો
હવે ડીસ્લ્પે એરિયા પર કોઈ પણ જગ્યાએ કેપિટલ ઓ મુકો
સબ મેનુ ઓ અને ઓએસ બે વિકલ્પો સાથે ખુલે છે
ઓ પસંદ કરો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લીક કરો
પછી એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લીક કરો
પ્રોપર્ટી મેનુ માં બોન્ડ લેંગ્થ ની વેલ્યુને 200 અથવા તેથી વધુ વધાવો
ઓહ પર એસ ના ત્રણ બોન્ડ બનવા માટે h2એસ પર ક્લિક કરો
એસ ના પાસે સકારાત્મક ચાર્જની નોંધ લો
આ એટલા માટે દેખાય છે કે સલ્ફર સલ્ફર ને 6 વેલ્ન્સી સંતુષ્ટ કરવી છે
ચોથા બોન્ડ માટેપહેલા એસ પર ક્લિક કરો
હવે બોન્ડ ને એક બાજુ એ માઉસને છોડ્યા વગર ડ્રેગ કરો
હવે અપોસીટ બોન્ડ્સ ને ડબલ બોન્ડ્સ થી બદલો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
પછી સ્ટ્રક્ચરના અપોસીટ મોજુદ બોન્ડ્સ પર ક્લિક કરો
નોંધ લો કે હવે પોસિટીવ ચાર્જ નથી દેખાતું
સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર પૂર્ણ થયું છે
આગળ કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ પર લોકલ ચાર્જ ઉમેરો
લોકલ ચાર્જ દેખાડવા માટે ડિક્રીમેન્ટ થે ચાર્જ ઓએફ એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ સ્ટ્રક્ચર ના બે o હ ગ્રુપ પર ક્લિક કરો
નોંધ લો કે કાર્બોનેટ આઇઓએન કાર્બોનેટ આયન સીઓ32 બની ગયું છે
સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બનાવવા માટે
ડિક્રીમેન્ટ થે ચાર્જ ઓએફ એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ના બે અપોસીટ o હ ગ્રુપ પર ક્લિક કરો
નોંધ લો કે સલ્ફેટ આઇઓએન સલ્ફેટ આયન સો42 બની ગયું છે
અસાઇનમેન્ટ તરીકે નાઇટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ સ્ટ્રક્ચર બનાવો
નાઇટ્રેટ આઇઓએન નાઈટ્રેટ આયન પર લોકલ ચાર્જ પ્રદશિત કરો
તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ
હવે હું ઝડપથી બતાવીશ કે પરમાણું પર લોકલ ચાર્જ કેવી રીતે ઉમેરવું
ડિસ્પ્લે એરિયા પર કોઈ પણ જગ્યા પર કેપિટલ ન દબાઓ
સબ મેનુ ખુલે છેજેમાં આપણે ના પસંદ કરીશું
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો
ડિસ્પ્લે એરિયા પર સોડિયમ પરમાણું દેખાય છે
ઇન્ક્રિમેન્ટ થે ચાર્જ ઓએફ એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
પછી ના પર ક્લિક કરો
સોડિયમ સોડિયમ પરમાણુ પર પોસિટીવ ચાર્જ જુઓ
તેજ રીતે આપણે આપણે પરમાણું પર નેગેટીવ ચાર્જ જોડીએ છીએ
ડિક્રીમેન્ટ થે ચાર્જ ઓએફ એએન એટોમ ટૂલ પસંદ કરીને આવું થાઈ શકે છે
હવે સાયક્લિક અણુને બનાવતા શીખીશું
આ માટે આપણે નવી જીચેમ્પેઇન્ટ વિન્ડો ખોલીશું
ટૂલબાર પર ક્રિએટ એ ન્યૂ ફાઇલ આઇકન પર ક્લિક કરો
નોંધ લો કે સી જે કાર્બન છે એલિમેન્ટ તરીકે પસંદ કરેલ છે
એ પણ નોંધ લો કે બોન્ડ લેન્થ 200 અથવા તે કરતા વધારે છે
ટૂલ બોક્સમાં ચોથું ટુલબાર સાયકલ ટૂલ છે
અહી વિવિધ ટૂલ છે જેનો આપણે ઉપયોગ કરી છીએ
ઉદાહરણ તરીકે એડ એ થ્રી મેમ્બર્ડ સાયકલ એડ એ ફોર મેમ્બર્ડ સાયકલ એન્ડ સોમે મોરે સાયકલ ટૂલ્સ અને પછી એડ એ સાયકલ ટૂલ
આપણે એડ એ ફોર મેમ્બર્ડ cycleવાપરીશું
તો તેના પર ક્લિક કરો
પછી ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
સાયકલ ના ખૂણાઓ પર પરમાણુઓ ઉમેરો
કોઈ પણ ખૂણા પર જમણું ક્લિક કરો
સબમેનું ખુલે છે
એટોમ પસંદ કરો અને પછી ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો
તેજ રીતે પરમાણુ બધાજ ખૂણા પર ઉમેરો
મેળવેલ સ્ટ્રક્ચર સાયક્લોબ્યુટાને સાઈક્લોબ્યુટેન છે
ચાલો હવે mono સાયક્લિક કમ્પાઉન્ડ ને bi સાયક્લિક કમ્પાઉન્ડ
થી બદલીએ
એડ એ સિક્સ મેમ્બર્ડ સાયકલ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
કર્સરને સાઈકલ ના બોન્ડ પર રાખો અને તેના પર ક્લિક કરો
bi સાયક્લિક કમ્પાઉન્ડ નું અવલોકન કરો
ફાઈલ સેવ કરવા માટેટૂલ બાર પરથી સવે થે કરન્ટ ફાઇલ આઇકન પર ક્લિક કરો
સવે એએસ ડાઈલોગ બોક્સ ખુલે છે
ફાઈલ નેમ એડિટિંગ મોલિક્યુલ્સ તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
સારાંશ માટે
Iઆ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા
પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા આપણે આ પણ શીખીશું પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા સાઈકલીક અણુ ઉમેરતા મોનો સાઈકલીક અણુ ને બાઈ સાઈકલીક અણુ થી બદલાતા
અસાઇનમેન્ટ તરીકે
ડિસ્પ્લે એરિયા પર સેવેન મેમ્બર્ડ સાઈકલ ઉમેરો
તેને ટ્રાયસાયકલિક સંયોજનથી બદલો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
httpspoken tutorialorg What is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર